ક્રિએટિંગ એ જાવા વેબ પ્રોજેક્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું જાવા વેબ પ્રોજેક્ટ જાવા વેબ પ્રોજેક્ટ બનાવવું
ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર વિશે
webએક્સએમએલ ફાઈલ વિશે અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 1204 નેટબીન્સ આઇડીઇ 7૩ જેડીકે 17 ફાયરફોક્સ વેબ બ્રાઉઝર 210 તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે નેટબીન્સ આઇડીઇ વાપરીને કોર જાવા કોર જાવા અને એચટીએમએલ એચટીએમએલ જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
હવે ચાલો શીખીએ કે નેટબીન્સ આઇડીઇ નેટબીન્સ આઈડીઈ વાપરીને એક સાદુ જાવા વેબ પ્રોજેક્ટ જાવા વેબ પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું
આ માટે આપણે નેટબીન્સ આઇડીઇ નેટબીન્સ આઈડીઈ પર જશું
આઇડીઇ નાં ટોંચે ડાબા ખૂણે ફાઇલ ફાઈલ પર ક્લિક કરો અને ન્યૂ પ્રોજેક્ટ ન્યુ પ્રોજેક્ટ પર ક્લિક કરો
ન્યૂ પ્રોજેક્ટ ન્યુ પ્રોજેક્ટ વિન્ડો ખુલે છે
કેટેગરીઝ કેટેગરીઝ માંથી જાવા વેબ જાવા વેબ પસંદ કરો અને પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ્સ માંથી વેબ એપ્લિકેશન વેબ એપ્લીકેશન પસંદ કરો
ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરો
આગળ ખુલેલ વિન્ડો પર
માયફર્સ્ટપ્રોજેક્ટ તરીકે પ્રોજેક્ટ નામે પ્રોજેક્ટ નેમ ટાઈપ કરો
પ્રોજેક્ટ લોકેશન પ્રોજેક્ટ લોકેશન અને પ્રોજેક્ટ ફોલ્ડર પ્રોજેક્ટ ફોલ્ડર ને એવું જ રહેવા દો
ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરો
સર્વર સર્વર તરીકે ગ્લાસફિશ સર્વર પસંદ કરો
નોંધ લો અહીં કન્ટેક્સ્ટ પથ કોનટેક્સ્ટ પાથ માયફર્સ્ટપ્રોજેક્ટ છે આ નામ આપણા પ્રોજેક્ટ નાં જેવું જ છે
આપણે આ વિશે વિગતમાં શીખીશું
હવે નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ ફિનિશ ફીનીશ પર ક્લિક કરો
પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ્સ ટેબ પર ક્લિક કરો આપણે જોઈ શકીએ છીએ કે અહીં અનેક નોડો છે અને માય ફર્સ્ટ પ્રોજેક્ટ માય ફર્સ્ટ પ્રોજેક્ટ નામની વેબ એપ્લીકેશન બની ગઈ છે
હવે આપણને અત્યારે આ તમામ નોડોની લાગવળગ નથી
પરંતુ ચાલો હું ક્લિક કરીને તમને બતાવું કે આ શું ધરાવે છે
હવે ચાલો શીખીએ કે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર તરીકે શું ઓળખાય છે
એક વેબ એપ્લિકેશન વેબ એપ્લીકેશન નું ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર વર્ણવે છે એપ્લીકેશનનાં ક્લાસીસ ક્લાસો રિસોર્સિસ સ્ત્રોતો અને કોન્ફિગરેશન કોન્ફિગરેશન અને વેબ સર્વર વેબ સર્વર તેનો ઉપયોગ વેબ વિનંતિ બજાવવા માટે કેવી રીતે કરે છે
વેબ સર્વર વેબ સર્વર એપ્લીકેશન માટે એક વિનંતિ પ્રાપ્ત કરે છે
વિનંતિનાં યુઆરએલ યુઆરએલ ને મેપ કરવા માટે તે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર નો ઉપયોગ કરે છે
યુઆરએલ યુઆરએલ ને તે એ કોડથી મેપ કરે છે જેણે વિનંતિ સંભાળવી છે
ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટર એ webએક્સએમએલ નામની એક ફાઈલ છે
હવે ચાલો આઇડીઇ પર પાછા આવીએ
અહીં ઉપલબ્ધ નોડોમાંથી આપણે webએક્સએમએલ ફાઈલ શોધવામાં અસમર્થ છીએ
તેનું સ્થાન નક્કી કરવા માટે આઇડીઇ નાં ટોંચે ડાબી બાજુએ ફાઇલ ફાઈલ પર ક્લિક કરો અને ત્યારબાદ ન્યૂ ફાઇલ ન્યુ ફાઈલ પર ક્લિક કરો
કેટેગરીઝ કેટેગરીઝ માંથી વેબ વેબ પસંદ કરો
અને ફાઇલ ટાઇપ્સ ફાઈલ ટાઈપ્સ માંથી સ્ટેન્ડર્ડ ડિપ્લોયમેન્ટ Descriptorwebએક્સએમએલ સ્ટાનડર્ડ ડીપ્લોયમેંટ ડીસક્રીપ્ટરwebએક્સએમએલ પસંદ કરો
ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરો
અને ફિનિશ ફીનીશ પર ક્લિક કરો
આઇડીઇ નાં ડાબી બાજુએ આવેલ ફાઇલ્સ ટેબ પર ક્લિક કરો
વેબ વેબ નોડનાં web ઇન્ફ ફોલ્ડર અંતર્ગત webએક્સએમએલ દૃશ્યમાન છે તેની નોંધ લો
હવે તમે સોર્સ સોર્સ કોડ જોઈ શકો છો
અહીં આપણી પાસે એક એક્સએમએલ હેડર છે
સાથે જ આપણી પાસે એક web એપ નોડ પણ છે
હવે આપણે એપ્લીકેશનને રન કરવાનો પ્રયાસ કરીશું
આમ કરવા માટે માયફર્સ્ટપ્રોજેક્ટ માયફર્સ્ટપ્રોજેક્ટ પર જમણું ક્લિક કરો
ક્લીન એન્ડ બિલ્ડ ક્લીન એન્ડ બીલ્ડ પર ક્લિક કરો
આનાથી પહેલા કમ્પાઈલ થયેલ કોઈપણ ફાઈલો અને બીજા અન્ય બીલ્ડ આઉટપુટો રદ્દ થશે
સાથે જ તે એપ્લીકેશનને ફરીથી કમ્પાઈલ પણ કરશે
ફરીથી માયફર્સ્ટપ્રોજેક્ટ માયફર્સ્ટપ્રોજેક્ટ પર જમણું ક્લિક કરો અને ત્યારબાદ રન રન પર ક્લિક કરો
તો સર્વર અપ છે અને ચાલી રહ્યું છે અને તેણે માય ફર્સ્ટ પ્રોજેક્ટ માય ફર્સ્ટ પ્રોજેક્ટ ડીપ્લોય કર્યું છે
એક બ્રાઉઝર વિન્ડો ખુલે છે અને હેલ્લો વર્લ્ડ હેલો વર્લ્ડ દર્શાવે છે
આ એટલા માટે કારણ કે જ્યારે આપણે પ્રોજેક્ટ પ્રોજેક્ટ રન કરીએ છીએ ત્યારે વેબ એપ્લિકેશન વેબ એપ્લીકેશન જોયેલા પુષ્ઠ રજૂ કરે છે
હવે ચાલો અહીં આ યુઆરએલ યુઆરએલ તરફે જોઈએ જેણે પુષ્ઠ રજૂ કર્યું છે
આ છે લોકલહોસ્ટ કોલન 8080 સ્લેશ માયફર્સ્ટપ્રોજેક્ટ આમ જેમ આપણે માયફર્સ્ટપ્રોજેક્ટ રન કરીએ છીએ ત્યારે આપણને મૂળભૂત રીતે હેલોવર્લ્ડ
કહેતું એક જેએસપી પુષ્ઠ મળે છે
આપણા આઇડીઇ પર પાછા આવીએ
આપણે જોઈ શકીએ છીએ કે અહીં web ઇન્ફ ફોલ્ડર અંતર્ગત indexજેએસપી છે
indexજેએસપી પર બમણું ક્લિક કરો
આપણે અહીં સોર્સ કોડ જોઈ શકીએ છીએ
ફક્ત એચટીએમએલ ટેગ્સ એચટીએમએલ ટેગો ધરાવતું આ એક સાદુ જેએસપી પેજ જેએસપી પુષ્ઠ છે
આ શીર્ષક જેએસપી પેજ જેએસપી પુષ્ઠ ધરાવે છે અને આની પાસે મથાળું હેલ્લો વર્લ્ડ છે જ્યારે આપણે વેબ એપ્લીકેશન રન કરીએ છીએ ત્યારે સર્વર મૂળભૂત રીતે indexજેએસપી પ્રદાન કરે છે
યાદ કરો આપણને પહેલા કોન્ટેક્સ્ટપાથ કોનટેક્સ્ટપાથ નામનું કઈક મળ્યું હતું
આપણે કોન્ટેક્સ્ટપાથ કોનટેક્સ્ટપાથ ને પોતે માયફર્સ્ટપ્રોજેક્ટ માયફર્સ્ટપ્રોજેક્ટ તરીકે સુયોજિત કર્યું હતું
હવે બ્રાઉઝર પર પાછા આવીએ ટાઈપ કરો યુઆરએલ યુઆરએલ લોકલહોસ્ટ કોલન 8080 તરીકે
અને Enter એન્ટર દબાવો
આપણે જોઈએ છીએ કે ગ્લાસફિશ સર્વર ગ્લાસફીશ સર્વર નું હોમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે
અહીં 8080 એ મૂળભૂત કોર્સ છે જ્યાં મશીન પર સર્વર રન કરે છે
આ ગ્લાસફિશ સર્વર ગ્લાસફીશ સર્વર ઇનસ્ટંસ તેના પર ઘણી એપ્લીકેશનો રન કરાવી શકે છે
અમુક ચોક્કસ એપ્લીકેશનને એક્સેસ કરવા માટે તે એપ્લીકેશનનું નામ યુઆરએલ યુઆરએલ માં ટાઈપ કરો
આમ આપણે એ ચોક્કસ એપ્લીકેશન ટાઈપ કરવી પડશે જે તે ઇનસ્ટંસ પર ડીપ્લોય થઇ છે
તો આપણે ટાઈપ કરીશું સ્લેશ માયફર્સ્ટપ્રોજેક્ટ
અને Enter દબાવીશું
તો આપણને હેલ્લો વર્લ્ડ પ્રદર્શિત થયેલ દેખાય છે ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સાદુ જાવા વેબ જાવા વેબ પ્રોજેક્ટ બનાવવું
વેબ વેબ પ્રોજેક્ટને એક્ઝીક્યુટ કરવું
અને webએક્સએમએલ ફાઈલ વિશે
આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
httpspoken tutorialorgNMEICT Intro લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર એમએનસી દ્વારા તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે
સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે
આઇઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર